હ એ વાતે બરો બાર ભાઈ હ બરોબર બરોબર ભાઈ લોકલ st માં કર્યા અહી અપડે બે માં ફર્યા મજા આવે

હ કઈ ગાડી સોરાવી

હા એ વાત ઈ વાતે બરો બાર હ એઠુંરૂ સફરજન કોણ ખાય

છે one plus નો હ હ તમેતો ભાઈ મારા ભાઈ બંધ ત્રેપોડા કરીન એની પચે one plus છે એનાર નઈ કેયોહ એન પહ one plus ઈ ખબર મન એની પચે એના જેવો જ લગ

અમે જોતા તા તો કે તારે one plus છે cmaro બધું sem to sem છે ચેક કર્યું હ કઈ દીધું હોય તો ખબર ન પડત ઓમ અત્યારે આપડે હવે phone અપ્દેયા કયા game રમીએ અપડે કયા you tube હાકલ તા હોય તો અપડે જોવું પડે કે કેટલું net આવે છુ છે એ બધું

અહી અહી છે ac ચાલુ છે એ ભાઈ ધીમું ધીમું હ ચાલુ હ

હ ઓલું celebration નથી કરવાના એકે હ એ વાત બરો બાર પુસીલેવું એ તો લઇ અવચે ભાઈ ઓલા રેકડી વાર ના હોય santa claus કાલ હતો વાયો ગયો

હું કે બાકી એતો ભાઈ લોકો માયા કેવાય હા ગરમી હતી તો એક બે લઇ લેજે અમે રાતે નઈ હોય

હા tiffin લે માર એમ મેર ના વ બેબે કર એમ

હ એ બાકી જલસા વારી palty નઈ એ એક ભાઈ કાલ અમે બધા ભેગા થયા તા અમે વાડી મેગી મેગી બના ઈ ખાધી પોચે ભેગા હતા એ એની બોમ પાડી બેઠા થા કોક હતી એના જોડ વાત કરતા તા અરે એ room બેઠા હું room જ બેઠા તા ત્યાર

હા પછી ભેગા જમવા ગયા કળતો story બોરી જોઈ નઈ એની રખડવા નો plan હાથો રખડવ લાગ્યા તા એ થોડી પુસવા ગયા તા આપડે અરે એ અમર ભેગજ હતા મેગી બન્નાવી બધા એ ભેલ છે મમરાની કોથાદેયો પડી રહીતી ટામેટા મોરીન ડુંગરી મોરીન સોસ ધોરી નાખ્યો એટલે હલયા રાખ્યું ભાઈ મજા આવી ગઈ

બસ ભાઈ એક દમ ready તમે બોલો તમારે કેવું ચાલે છે? બસ chart બનાવી રહ્યો હતો. daily ના અને એક project મળ્યો છે. genetic engineering પાર કઈ જાણો છો વિશે, ના ના મેં હમણાં પેલા થી જ લેખ વાંચ્યો હતો. અને એના પાર થી મને બી genetic engineering વિશે ગણું જાણવા મળ્યું. આ ઉપરાંત બી આપડે શાળા માં ભણતી વખતે આપડે વિજ્ઞાન પ્રવાહ ની અંદર genetic engineering વિશે થોડું ગણું ભણવાનું આવતું હતું. જેના વિશે એટલો વધારે પડતો ખ્યાલ નથી. પરંતુ એના વિશે થોડી ગણી જાણકારી છે. જણાવે છે. કેવી છે. study તેના પર હા એવું જ ને જો ને આપડે twelfth માં હતા. તો આ બધું આવતું હતું આનુવંશિકતા એ બધું હતું. એમાં એ હતું કે DNA માં ફેરફાર કરવા જે genetic નો main સિંદ્ધાંત છે. મને એ doctor નું નામ યાદ નઈ પણ. એમને શરૂઆત કરી હતી તો એમને DNA અને RNA માં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે આપણે એક વાર વાત કરી હતી ને મકાઈ છે. તો એનો રંગ બદલવો હોય તો એના genetic એટલે કે genes માં ફેર કરવો પડે. તો વેજ્ઞાનિકો એ સીધી અંશીલ કરી દે છે. એના DNA ખોલદે. અને એના DNA માં ફેરફાર કરી. એ ધારે તે કરી શકે છે. હવે તો ગણું થાય છે. જેમ કે તડબૂચ નો આકાર બદલી દેવામાં આવે છે. અને આવી ગણી શોધો ચાલી રહી છે.

જે ઓછા પડી રહ્યા છે. વરસાદ ના ઉત્પાદન ના લીધે જે વધી સકતા નથી. જેથી કરીને પાર પહોંચવા માટે genetic engineering નો સહારો લેવો પડે છે. અને એ ખુબ જ સફળ હા એજ ને જેમ કે જુવો આ એવું થઇ રહ્યું છે. કે cloning થઇ રહ્યું છે. જેમ કે કોઈ મરઘી છે. તો પેલા કેઉં હતું કે તેનું ઉત્પાદન ઓછું હતું. માંગ એટલું ઓછું મળતું હતું. પણ વસ્તી વધારો પણ ઓછો હતો.

હા એટલે લગભગ બધા જાનવરો માં આવું થાય છે. અને experiments સૌપ્રથમ ઉંદર પર કરવામાં આવે છે. genes માં કરવાથી સુ થઇ શકે છે. એટલે medical ક્ષેત્રે પણ એવું ગણું થઇ શકે છે.

રોગ હોય હવે એને મટાડવો હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. જેમકે cancer ને મટાડવા એવો nano robot શોધી લેવામાં આવ્યા છે. કે તે ખાલી ન ખાલી કેન્સર ના cells પર જ attack કરે ને બીજી body ને નુકસાન ના કરે. ઓહ્હ તમારી વાત એક્દમ સાચી છે. just like આપણે શાળા માં હતા તે વખતે ભણ્યા હોય છીએ કે mendal ના પ્રયોગો આપણે ભણેલા જ છીએ. જેની અંદર વર્ષ ની છોડ પર થી પ્રયોગો કરતા. અને તેવી રીતે અને કઈ પ્રકારે જન્મે છે. અને તેની અંદર ક્યાં પ્રકાર ના લક્ષણો જોવા મળે છે. એ ક્યાં પ્રકાર ના લક્ષણો જોવા મળે છે. એના વિશે પર study જોઈ છે mendal ના પ્રયોગો જોયા છે. જેની અંદર ગણા બધા છોડ નું ઉત્પાદન કરતો અને એના પર થી જાણતો કે ક્યાં લક્ષણો જોવા મળે છે અને કેટલા પ્રકાર ના જોવા મળે છે. હા એજ ને કે મને એનું નામ યાદ નથી કે એવું નામ હતું. એમાં સુ કરતો હતો કે

પણ અત્યારે તો સુ છે કે technology બૌ આગળ વધી ગયી છે. જેમકે તમે જુઓ DNA report કરાવવો હોય તો ઓળખવામાં થાય છે એજ રીતે કોઈ crime spot હોય તો fingerprint મળી હોય કે માથા નો, એક વાળ પણ મળી જાય તો પણ criminal ને પકડવામાં મદદરૂપ થઇ શકે છે. માર્ટને માત્ર genetic engineering ના કારણે કમ કે અત્યારે microscope use કરવામાં આવે છે પરીક્ષણ હોય છે. તો આ બધું બૌ જ સારું છે. ને genetic engineering માં આ ક્ષેત્રમાં ખુબ જ ફાળો રહેલો છે justlike આપણે જોઈએ છીએ કે genetic engineering ની મદ્દ્દ થીજ આપણે DNA fingerprinting ની પદ્ધતિ પણ શોધી લીધી છે. જેના કરીને ગણી વાર criminal ને શોધવા માટે આપણે DNA fingerprinting ની મદદ થી

એ વ્યક્તિ ની ઓળખ કરીને તેને સજા અપાવી શકીયે છીએ. હા એજ ને જે court અને police પણ બૌ અપીલ કરતી રહી છે અને forensic માં પણ એનો ઉપયોગ થાય છે. એટલે કે હવે જોવો આપણે મકાઈ ની ને તડબૂચ ની વાત કરી એની સાથે સાથે મેં હમણાં જ એક લેખ વાંચ્યો હતો. એમાં એવું હતું કે ચીન માં એક પ્રયોગશાળા માં એવું થઇ રહ્યું છે તે lab માં બાળકો પેદા કરી શકશે. માતાનો અને પિતાના જે હોય છે શુક્રકોષ અંડકોષ ત lab માં પરીક્ષણ થશે અને એમાં થી બાળક જ પેદા થશે. તેથી એક બૈરાં ની જરૂર નઈ પડે. અને તે પોતાના બાળક ને જેઉ ઈચ્છે તેવું કરી sex જેમ કે તેનો રંગ તેની બુદ્ધિ ગમે તે તેના DNA માં અને genes માં ફેરફાર કરીને તે વિકસિત કરી શકે છે આમ જોવા જઈએ તો ફાયદા કારક છે. પણ મને નથી લાગતું કે આગળ ના ભવિષ્ય માં સારી અસર બતાવે તમારી information તદ્દન સાચી છે કે અત્યાર ના જમાના માં આપણે જોઈ શકીયે છીએ કે IVF ની મદદ થી ગણી વાર બાળકો નું સર્જન થતું હોય છે. justlike ગણા એવા parents નથી કે જેઓ બાળક ના. ક્ષક્ષમ હોતા નથી તેવા લોકો IVF નો સહારો લઈને પણ બાળક મેળવી શકે છે અને એજ પ્રમાણે ગણા લોકો ને સહાયતા મળતી હોય છે અને પોતે બાળક ઉચ્છેર કરી શકે છે અને આજ વસ્તુ ફાયદાકારક થતી હોય છે ગણા દેશો ની અંદર અને વિશે practical કરવામાં આવે છે. પરંતુ માનવજાતિ પર વધારે ના કરીયે તેથી એના પર વધુ પડતા restriction લગાવામાં આવ્યા છે. ફક્ત વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર જ આવા practicals કરી શકીયે છીએ. પરંતુ માનવજાતિને નુકસાન ન પહોંચે તે માટે માનવજાત ખુબજ કડક restriction મુકવામાં આવે છે. હા તદ્દન નક્કી કરવામાં આવે છે કે માણસ પર આ પ્રયોગો ના કરવામાં આવે પણ કેટલીક laboratory પર નિરીક્ષણ થતું હોય છે. એને તેમના સામે કોઈ action પણ લેવામાં નથી આવતા. કેજે corona હતો તે પણ એક genetic હતો તેની રસી તૈયાર કરવામાં આવ્યું તો પણ સુ કર્યું કોઈ બી vaccine બનવી હોય તો genetic engineering સિવાય તે શક્ય નથી. કોઈ પણ રોગ છે એક તો એવો રોગ છે જે નાના બાળકો માં હોય છે જે muscle ની progress ને રોકે છે અને એના થી સુ થાય છે એ કરોડો ના injection આવે છે એ પણ એક genetic ના કારણે Cells સામે કે એના cells માં ફેરફાર થાયને લડત માટે એમ કોરોના ની vaccine પણ બધા દેશો નો એક જ motive હતો કે તેના dead vayrus ને inject કરવાના અને તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની. કોઈબી અને રોગ medical ક્ષેત્રે genetic engineering નો ખુબ જ ફાયદો રહેલો છે જેમકે કોઈ રોગ આવે તો મૂળમાંથી નષ્ટ કરવા માટે એક genetic engineering મદદરૂપ થઇ શકે એમ છે. તમારી વાત એકદમ સાચી છે આપણે શાળા માં હતા ત્યારે આપણે રસીકરણ નો લાભ અવશ્ય ઉઠાવ્યો હતો. તેથી તે ખબર પેલાના જમાના માં કેવું હતું કે કોઈબી રોગ હોય તો એનો ઉત્પાદન એનો નિકાલ શક્ય ના હોય એનો નિકાલ આપણે કરી ન શકીયે. તો જેથી કરીને હવે આગળ આગળ જેમ જેમ technology વિકસી રહી છે. અને genetic engineering નો અને નવી નવી શોધ થઇ રહી છે. એનો લાભ અત્યાર ના નાના નાના બાળકો એ રસીકરણ દ્વારા અપાઈ રહી છે જેથી કરીને એમની અંદર આવા કોઈ ભારે રોગ ના પ્રવેશે અને એમને કોઈ નૂઉકસાન ન થાય. હા polio plague, શીતળા આ બધા એક સમય માં ખુબ જ ખતરનાક રોગ હતા અને રસી ન આ અને vaccination ના કારણે શું થયું કે તેમને ડામવામાં મદદરૂપ થઇ અને અત્યારે પણ બાળકો ને polio ની રસી આપવામાં આવે છે. તો તે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે હવે તમે જોવો કે કોઈક લોકો ને blood cancer છે તો તેના અંદર કુત્રિમ blood cells બનાવી દેવામાં આવે છે. જે artificial છે કે જે અ, એકસો વીસ દિવસ પછી મારે નાઈ પણ તે અ નિરંતર વહ્યા કરસે અને પોતે oxygen produce કરી શકે. વૈજ્ઞાનિકો ને બૌ જ સીધી હાંસિલ કરી કરી શકાય છે આ ક્ષેત્ર માં ને મને લાગે છે કે આગળ ના ભવિષ્ય માં

નઈ તામર વાત એક ડેમ સાચી જ છે અત્યાતરે blood ની અંદર genetic disease હોય છે જેનું નિદાંન શક્ય હોય કે જે પેલા ના જમાના માં નતુ પરંતુ અત્યારે technology એટલી બધી આગળ વધી ગઈ છે genetic રોગોની અંદર આપડે નિદાન સુધી પોચી ગયા છીએ અને cancer જેવા, અદમ્ય રોગો ની અંદર પણ આપડે સારી એવી સારવાર લઇ શકીએ છીએ.

Choose કરી શકો છો અને આગળ એના પાર study કરી શકો છો. નઈ આપડા એવા ગાન મિત્રો છે કે જેમની અંદર first year ની અંદર આપડે ભેગું chemistry ભેગું chemistry આપડે સાથે જ ભણતા હતા અને એમની last year નીઓ અંદર એમને micro biology જેવો પોતાનું graduation પૂરું કરીશુ તો એમની મદદ થી પણ મને એના વિશે ગણો બધો ગણો ખરો ખયાલ છે. હા અને genetic થી સુ મદદ થાય છે. ખબર છે કે કોઈ પણ પ્રજાતિને લુપ્ત થતા બચાવી શકાય છે. જેમ કે તમે ના બન બેન છ. ખેર લગભગ દુનિયા ના લગભગ જેટલા અનાજ છે જેટલા પાક છે જેટલા flowers બધા ના બીજ મુકવામાં આવ્યા છે અને એટલે કે ભવિસ્ય માં કૈક એવું થાય કે કોઈ પ્રજાતિ કે કોઇ વનસ્પતિ લુપ્ત થઇ જાય તો તેણે પન સર્જન કરી શકાય. અને આ એક સારું કામ છે અને એવા કેટલાક experiment જે સારા એક દમ intelligent માણસો હતા જેમ કે આઈન સ્ટાઇન તો તેમનું brain store કરવામાં આવ્યું છે એવા માણસો નું કે ભવિષ્ય માં એવી કોઈક technology આવશે કે જેના થી મૃત વ્યક્તિ ને જીવિત

ને આતો હવે ચર્ચા નો વિસય છે કે હવે આ આવનારા ભવિષ્ય ની અંદર મૃત વ્યક્તિ ને પછી જીવિત કરી શકાય કે નો કરી શકાય પરંતુ genetic આપડા રોજિન્દા જીવન ની અંદર ખુબજ ફાયદાકારક રહ્યું છે જે પ્રમાણે તમે કહ્યું કે આ જે Genetic species મેં સંગ્રહ કરવા માટે genetic body સારી રીતે કામ કરી રહીં છે એ પ્રમાણે નો સંગ્રહ કરવામાં. એ બૌ જ ફાયદા કારક રઈ છે. જેથી નજીક ના ભવિષ્ય માં જો કોઈ જતી લુપ્ત થાય અથવા તો તેને પછી પન સર્જન કરવું હોય તો એના અંદર ખુબજ ફાયદા કારક રઈ શકે છે. હા એતો હવે જોવાનું રહ્યું પણ મને લાગે છે કે આપડે પણ કૈક કામ કરવું જોઈએ જેમ કે microscope

Tools ઉત્પન્ન થાય છે જે સારી આ બધી દિસા માં કામ કરી રહ્યા છે જે books વાંચ્યા છે જે internet પાર ને રે છે. કઈ પણ આને લગતા video જોઈ શકીએ છીએ અને એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. નઈ અવયસ્ય આપડે મેળવી શકીએ છીએ એના ઉપરાંત પણ આપડી college ની અંદર બે engineering ની અંદર પેલા બે વિધાર્થી PhD કરી રહ્યા છે અથવા micro biology સાથે પોતાની PhD અત્યારે ભણી રહ્યા છે અને

હા અને મારી collage માં એક professor હતા એમનું નામ હતું કદાચ R સોમાંનાથંમ કે એવું હતું એમને સુ કર્યું હતું ખબર છે કે એમને પણ એક પ્રયોગ કર્યો અને તેમને સફળતા મેળવી હતી કૈક

પેલું ગાંજૉ આવે ને જે જેણે સુ કેવાય cenabis kataiva એના પરણોપર એમને કૈક પ્રયોગ કર્યો અને એમને કૈક દવા શોધવાનો પ્રયાતન કર્યો હતો કે જે કૈક મોટો રોગ હતું જેની સામે લાડવા માં મદદ રૂપ થઇ શકે.

હા એટલે કે આજ સમય india બૌ જ talent રહેલો છે જેમ કે તમે વાત કરી તો મગજ ના problem કે કોઈ પણ શરીર નો problem હોય તો. તે એના મૂળ સુધી પોંહચવા માટે તો આપડે તેને સમજવું પડે કે કઈ રીતે કામ કરે છે કે તેને સાથે કઈ દવાઓ કામ માં લઇ શકાય તેન cells કઈ રીતે કામ કરે કમ કે ફેરફાર કરવા જઇસુ તો સુ થશે તો આ બધું તો જાણવું જ જોઈ તો, મને લાગે છે કે આપડે આપડા professor ને ને વાત કરવી જોઈએ કે આપડાને સમજાવે કે કઈ રીતે ક્યાંથી સરુવાત કરી અને કઈ રીતે આ દિશા માં અ આપણું future બનાઉં કઈ company જે genetic ને promote કરે છે કમ કેમ ઈલીલીલી નામ ની company હતી.

હા તે માટે

શુદ્ મુક્ત નઈ તામર વાત એકડમ સાચી છે આના વિશે આપડે twelfth ની અંદર આપડે ભણેલા છીએ. જ ઇલિલીલી નામ ની સંસ્થા એ

હા આવા તો કેટલાએ રોગો અસદય રોગો ની દવા બની ચુકી છે અને આવનારા સમય ની અંદર એવો કોઈ રોગ નાઈ હોય કે જેનની દવા genetics engineering પાસે ના હોય તો આજ દિશા માં સુ કેવાય? હવે વધારે ને વધારે પ્રગતિ થાત એવું આપડે ઇચ્છિ શકીએ છીએ. હમ તમારી વાત એક દમ સાચી છે આવનારા ભવિષ્ય ની અંદર એવો લગભગ કોઈપણ રોગ નઈ હોય જેની વિશે જેનો ઈલાજ આપડા અત્યાર ના વૈજ્ઞાનિકો ના કરી શકે અત્યારે અવાર ને નવાર નવી ને નવી દવાઓ શોધતી હોય છે જેના કારણે બધા જ રોગો નું નિદાન શક્ય છે cancer જેવા ગંભીર જન્ય રોગો હોય તો એનું પણ નિદાન અત્યાર ના જમાના માં શક્ય છે. હા મિલન કમ કે આ એ પ્રાણીઓ હોય છે જેમાં cloning થાય છે જેમ કે tiger અને lion હોય તો liger એતો નવા નવા પ્રાણીઓ પણ વિકસવા માં આવી રહ્યા છે. મને તો લાગે છે કે એક

તો આવૅ કેટલાય ક્ષેત્ર જે આગળ વધી રહ્યા છે તો genetic engineering ની વાત કરીએ આપડે સારા student છીએ તો આપડે વાત એના વિશે કરવી જોઈએ ને એના વિશે શીખવું જ જોઈએ. તો એક કામ કરીએ હવે જયારે pdf તૈયાર થઇ જાય presentation આપવાનું હોય તો એના પછી આપડે જે બહાર થી આવના છે વૈજ્ઞાનીકો કે professor તો એમને મલિને આપડે આપડી વાત મુકીશુ. નઈ ચોક્કસ પણે આપડે જયારે college જઈસુ ત્યારે આપડે micro biology ના professor સાથે આ વર્ષે મુલાકાત લઈને આના વિશે વધારે ને વધારે માહિતી પ્રાપ્ત કરવાનો પૂરો પ્રયત્ન કરીસું.

એટલે આપડે એમની પણ મુલાકાત લઈશુ.

હિરલ વાત કરે છ ને?